સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે બિલાડી ને કળ દબાવી સમસ્યા પેટીનો દરવાજો ખોલવામાં લગભગ એક સો સાહીંઠ સેકન્ડ જેટલો સમય લાગ્યો ત્યારે ચોવીસ માં પ્રત્યે બિલાડીના ફક્ત દસ સેકન્ડમાં સમસ્યા પેટીનો દરવાજો ખોલી બહાર નીકળવાની ફરજ મેળવવાની શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું આમ પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં આનું શરૂઆતમાં પ્રયત્નોમાં ભૂલો વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ સમસ્યા અંગે સમજ પ્રાપ્ત થતી ભૂલો ઓછી થતા છેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે અભિસંધાન દ્વારા શિક્ષણ અભિસંધાન એટલે જોડાણ અભિસંધાન એ શિક્ષણની એક કલા છે કે જે સાત સળિયાવાળા દોષા આધારિત છે મૂળ કટાક્ષ ઉદ્દિક દિવાળીના અન્ય ઉદ્દીક પ્રત્યક્ષ સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયા અભિસંધાન થતું કહેવાય દાખલા નંબર તરીકે શાળાના જુદા જુદા પ્રકારના ગંટ વાગવાની સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિ ઓ આ પ્રકારના શિક્ષણ વ્યક્તિએ વ્યક્તિના થતા અનુભવ ના સામેથી ના પ્રત્યયોમાં પ્રતિક્રિયાઓમાં મગજમાં જોડાણ થાય છે અને તેથી એક ઉદ્દીપક ની રજૂઆતમાં થતા અન્ય ઉપેદક સ્મુતી ફાટી જાય છે આ સભી સંતાન અનુભવો એવી સાંકળ છે કે જેમાં એક બુદ્ધિ પાક ઉદ્ધિશ સ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરીમાં હોવાની અને સાવ થાય છે પહેલું પ્રવેશ સમર્થ રેશિયન રેશિયન ચરી શાસ્ત્રી એવન નેચરલ ઓફ પાચન ક્રિયાના સભ્યોમાં રસ હતો તેમણે પોતાની જિજ્ઞાસા સપોસવા માટે કુતરા પર સત્યાવીશ સભ્ય કરતા કરતા તેમને‌ અભી સંતાન વિશે નવી જાણકારી પ્રાપ્ત થઇ મનોવિજ્ઞાન એક શાસ્ત્રી પ્રવેશ અનુભવવાની સંબંધતા સંબંધતા મહામૂળ જેઠ મેળવી પાવલો એ અને ઓગ્નીશો ચાર માં તબીબી બીજા ક્ષેત્રમાં મોબાઈલ પારીતોષિત એમાયત થયું હતું પાવલો પોતાના પ્રયોગ માટે અહીં અનેક સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિર ઊભો રાખી અને તેના મોંમાંથી જડતી ચડતી લાળ રસ માં માત્ર પવન માં એકત્રિત થાય જેથી તેનું વાપન શક્ય બને પાવલોએ કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો ખોરાક જોતા જ કુતરાના મોમાં લાળ જરી આ લાળ જરવાની પ્રતિક્રિયા ખોરાક જોતા જ જોવા મળે મળી હતી સત પ્રતિક્રિયા હવે તેમને ઘંટડી વગાડી તેના અવાજ થી કુતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહીં આ તો પછી ખોરાક રજૂ કરો કે આ કુતરા ના મોમા લાળ જરાક જોવા મળી હવે તેમના ખોરાક અને ઘંટડી બન્નો હજુ વારંવાર એક સાથે કરી આ ખાસ પ્રકારની રજૂઆતમાં પુન્રવાતન સત્ય ઘંટડી નો અવાજ સાંભળેલા કુતરાના મોંમાંથી લાળ પડવાનું એવું નક્કી થયું આની સંગત પ્રયોગ કોઈપણ પ્રકારના જોડાણ શિક્ષણ અભિસંધન તથા તેઓના જે પ્રતિક્રિયા જોવા મળે છે તેવા પ્રતિક્રિયા સ્વીકારેલી નથી આ પ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારનું જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી જોવા મળતી પ્રતિક્રિયા એટલે અની અણી

મેળવે છે કેવી રીતે આ પ્રશ્ન અને બીજા નવા વૈજ્ઞાનિકોએ સંશોધન માટે પ્રેરણા પૂરી પાડી છે આના અનુસંધાનમાં મેળવે છે કે પહેલા કેટલાક સંશોધનોના પ્રયત્નો પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષિત પ્રાપ્ત કરવાની સલાહ વિશેની માહિતી પૂરી પાડે છે અનેક સંસાધનોને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ કલાઓ માં મુખ્યત્વે ચાર કલાઓ આવે છે બીજી વર્તનમાં થતું પરિવર્તન કોઈ પણ બાબત નું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે તે પહેલા વર્તમાનમાં હતું તેમાં પરિવર્તન જોવા મળે દાખલા નંબર તરીકે બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવતા આવડતું ન હોય એટલે જેવો સાયકલ ઉપર બેસે છે સાયકલ ચલાવવાના પ્રયત્ન કરે ત્યાં પડી જાય છે આમ વારંવાર પ્રયત્ન કરતા કરતા છે ને ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ રાખતા અને પેન્ડલ મારવાનું આગળ આવડી જાય છે આમ વારંવાર મુહાવરો કરવાથી તે સાયકલ ચલાવી શકે છે આવા ઉદાહરણ એ શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન સ્પષ્ટ કરે છે ત્રીજું સાપેક્ષ ટાઈમે પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સાહેબે અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે આ સંદર્ભમાં અગાઉ સમક્ષ મેળવી છે બીજા અનેક ફ્રેગીત દ્રવ્યને કારણે અબ્લોક જીવન થાય છે આ કારણે આપણે સમજી શકીએ છીએ કે આપણી પાસે આવવાનું મનોવૈજ્ઞાનિક છે નહિ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે વર્તનના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પરના તમામ સજીવોને તેમની આસપાસની પર્યાવરણ સામે કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે દરેક સજીવને પોતાની જીવન રક્ષણ નિભાવવા માટે કોઈપણ કોઈ પ્રકારનું શિક્ષણ લેવું જ પડે છે માટે શિક્ષણના કારણે આવતા પરિવર્તનને પરિસ્થિતિમાં બદલાવી મળતા જીવન રક્ષણ અને પ્રેરણા ના સંતોષન કારણે પ્રાણી કે માનવીનું શક્ય જીવન શક્ય બને છે દરેક સજીવો પોતાનું જીવન સક્રિય દરમિયાન મોટાભાગે બે પ્રકાર વર્તન કરતા જોવે મળે છે પહેલું સાહસિક વર્તન અને બીજું શિક્ષિત વર્તન સાહસિક વર્તન માટે પ્રાણી પ્રાણીને કોઈપણ જાતનો અપરિચિત શિક્ષણ મેળવવાની શરૂઆત હોતી નથી દરેક સજીવની જન્મદિઠ પોતાના જન્મની કેટલીક શક્તિઓ લઈને જન્મે છે જેનાથી અમુક મર્યાદિત પ્રક્રિયાને આપતા શીખી જઈએ છીએ કે આ પ્રકારની ભારત નું બંધારણ ભારત દેસ નો સર્વોચ્ય કાયદો છે. ભારતીય ગણ રાજ્યો માં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્તા ચાલે છે. ભારત નું આ બંધારણ બંધારણ સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે થયો હતો ચાવીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના દિવસે લાગુ કરવામાં આવ્યો હતો. છવ્વીસ જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. અપનાવાયેલા બંધારણમાં બાવીસ ભાગો અને ત્રણ ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય નિયમ સુધારા દ્વારા વખત તો વખત ફેરફાર કરવામાં આવેલ છે. ભારતનું બંધારણ સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. ભારત બંધારણમાં circular અને socialist શબ્દનો ઉપયો સુધારા વખતે કરવામાં આવ્યો હતો.

નિર્માણ સમયે મૂળ બંધારણમાં ત્રણસો પંચાણું અનુચ્છેદ બાવીસ ભાગો અને આઠ અનુસૂચિઓ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદ સંસદીય સ્વરૂપનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેનું સ્વરૂપ કેટલાક અપવાદોને બાદ કરતાં સંઘના આધારે છે. દેશની સર્વોચ્ચ સરકાર બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ અગનાએસી મુજબ

બંધારણની કલમ ચુંમોતેર એકમાં વિવિધ રાષ્ટ્રપતિની સલાહ આપવા માટે પ્રમુખ વડાપ્રધાન હશે. રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કામ કરે છે. ભારતના દરેક રાજ્યમાં એક વિધાનસભા અથવા ધારાસભા પણ હોય છે. જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. ઉત્તર પ્રદેશ બિહારમાં મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ તથા તેલંગાણા માં ઉપરી સભા પણ છે. જેને વિધાન સભા પરિષદના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્યના વડા છે.

અને એ મંત્રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાના અધ્યક્ષ બેઠકથી અલગ કરવામાં આવે છે. જેની જવાબદારી વિધાનસભાનું બેઠક નું સંચાલન કરવાની છે. અને તે કોઈ કારણોસર કોઈપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભામાં ધારાસભામાં આવવાની બેઠકમાંથી પ્રતિબંધિત કરી શકે છે બંધારણના સાતમા અનુચ્છેદમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો ના અધિકારોનો કેન્દ્રશાસિત પ્રદેશો કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્રના આદેશ મુજબ કાર્ય કરે છે. ભારતના બંધારણને અધિનિયમોના અનેક સુધારા દ્વારા બંધારણ નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ઓગણીસો છેતાલીસ માં બંધારણ સભાના ની રચનાથી તેની ઠોસ શરૂઆત થઈ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને એક ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું. ભારતમાં અંગ્રેજો દ્વારા પસાર કરવામાં આવેલ પહેલો act હતો જે અંતર્ગત ઇસ્ટ ઇન્ડિયા company દ્વારા સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. આગળ ભારતમાં અંગ્રેજો અંગ્રેજોના શાસનને બંધ કરવા અને વહીવટીય કેન્દ્રીકરણ થી આ દિશામાં પહેલું કદમ હતું. આ કાયદા દ્વારા કલમ સતરસો ચુંમોતેર માં બંગાળના બંગાળમાં એક સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. તથા બંગાળના governor ને અંગ્રેજી થી પ્રત્યે ધરાવતા તમામ ક્ષેત્રો પ્રત્યે ક્ષેત્રોના તમામ governor ને નિયુક્ત કરાયા હતા. આ ધારા અન્વયે company ને માત્ર વ્યાપાર અને વાણિજ્ય ની જવાબદારી સોંપવામાં આવી હતી. તથા રાજકીય બાબતો britain સરકાર હસ્તગત લેવામાં આવી હતી જળધારા નિયમ ઓગણીસો ત્રાણું અધિનિયમ ઓગણીસો ત્રાણું દ્વારા વીસ વર્ષ અવધી માટે દેશનો વ્યાપારિક નિયમ તાજો કરવામાં આવ્યો જળધારા નિયમ અઢારસો તોત્તેર આ અધિનિયમ અન્વયે company નો વ્યાપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યું તથા british નાગરિકો માટે ભારતીય બજારને ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમાં તેમ જ ધર્મ પ્રચારકોને ભારતમાં પ્રચારની છૂટ આપવામાં આવી હતી. મદ્રાસ મુંબઈ અને કલકત્તા ની કાઉન્સિલો ની સત્તા વધારવામાં આવી ચાર્ટર અધિનિયમ અઢારસો તેત્રીસ બંગાળના governor general એ governor general બનાવવામાં આવ્યા. જે અંતર્ગત લોર્ડ વિલિયમ બેન્ટીન ભારતના સૌપ્રથમ governor general નિયુક્ત થયા હતા. આ અધિનિયમ દ્વારા ઇસ્ટ ઇન્ડિયા east india company ની તમામ વેપારી ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી હતી. ભારતમાં દાસ અચાનક જાહેર કરાઈ ચાર્ટર અધિનિયમ અઢારસો ત્રેપ્પન charter ચાર્ટર અધિનિયમો પૈકીના અધિનિયમ અંતર્ગત ભારતમાં સિવિલ પાયો થયો વિધાન પરિષદની રચના કરવામાં આવી.

british સાંસદના શાસન હેઠળ મૂકવામાં આવ્યું. તથા લોડ રિલીઝ ભારતના પ્રથમ બન્યા ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ આ કાયદા અન્વયે નીતિ વિષયક સુધારા અમલમાં આવ્યા. આ act બંધારણ ભારતના બંધારણમાં એક સીમા ચિન્હ છે. સંસદમાં હિન્દુને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવાથી મળી છે governor general ની વેદાંતિક સત્તાઓનું લીલીનીકરણ થયું. કેન્દ્ર તથા અન્ય પ્રાંતોમાં વિધાન પરિષદોની સ્થાપના કરવામાં આવી. ભારતીય પરિષદ અધિનિયમ મુજબ અઢારસો બાણુ કેન્દ્રીય તથા પ્રાંતિય પરિષદો ના આકાર અને કાર્યક્ષેત્ર માં વધારો કરવામાં આવ્યો. counsilo ને અમુક નિયમો શરતો તથા મર્યાદામાં રહીને અંદાજપત્ર તથા વાર્ષિક નાણાકીય નિવેદન કરવાની છૂટ મળી. પરિષદના સભ્યોને પ્રશ્ન પૂછવાનો અધિકાર મળ્યો. ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવ આ અધિનિયમ મોર્લે મિન્ટો દ્વારા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અંતર્ગત counsilo નું વિસ્તરણ કરવામાં આવ્યું. indian legislative council સભ્ય સંખ્યા સોળ થી વધારીને સાહીઠ કરવામાં આવી આ ધારા હેઠળ સૌપ્રથમ આ ચૂંટણી ની વ્યવસ્થા નો પ્રારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી government of india act ઓગણીસો ઓગણીસ આ અધિનિયમ ચીલ સુધારા તરીકે ઓળખાય છે. જવાબદાર સરકાર અને સુશાંતલક્ષી સંસ્થાઓનો વિકાસના પાયા પર આધારિત એક્ટ દ્વારા આ બંધારણીય પ્રથમ અગત્યના ફેરફારો થયા. જેમાં indian legislative council ના સ્થાને રૂબરૂ અને નીચલું ગૃહ તથા જે વિધાન ગૃહ અસ્તિત્વમાં આવ્યું. આંધ્ર ભારતીય શીપ તથા યુરોપિયા અને ઈશાહીઓને અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. ક્ષેત્રીય વિભાગોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. આરક્ષિત અને હસ્તાક્ષરન હસ્તાક્ષરિત આરક્ષિત વિષયો governor પાસે રહેતા હસતાં તરીત વિષયો ભારતીય મંત્રી પાસે હતા government of india act ઓગણીસો પાંત્રીસ act ને ભારતીય સર્વોચ્ચ વિકાસમાં અંતિમ ક્ષણ તરીકે જોડવામાં આવે છે જેમાં british હુકુમત હેઠળના પ્રદેશો તથા દેશી રજવાડાના બનેલા ભારતીય મહાસંગ તથા અખિલ ભારતીય મહાસંગ ને રજુ કરવામાં આવ્યા. આ નિયમ અંતર્ગત પ્રાંતમાં જે શાસન નો અંત કરવામાં આવ્યો અને પ્રાંતીય ની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી તથા અદાલતની વિરુદ્ધ appeal દંડ ની પ્રીવી council કરવાની જોગવાઈ કરવામાં આવી રાષ્ટ્રીય આંદોલન અને બંધારણ નો વિકાસ

common wealth of india bill દ્વારા બંધારણના શાસક શાસક તત્વોના રૂપરેખા પસાર પ્રસ્તુત કરવામાં આવી આ પહેલો સંગઠિત પ્રયાસ હતો. ઓગણીસો ચોતરિસ માં કોંગ્રેસે શ્વેત પત્ર દ્વારા મતાધિકાર અને

ઓગણીસો બેતાલીસ માં કેબિનેટ મંત્રી સર સ્ટેફર્ડ ની અધ્યક્ષતામાં ભારત મોકલવામાં આવ્યું પરંતુ બધા જ રાજકીય પક્ષોએ તેના દરખાસ્તોને જુદા જુદા કારણે ફગાવી દીધી.

કોગ્રેસ ની અખંડ તો આજનો મારો Topic છે, સિકકાની બે side જેવા બે રાષ્ટ્રપતિઓ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેટલી દુખી વ્યક્તિ ભારતમા બીજી છે કોઈ. કેટલાય સપ્તાહઓ પહેલા ભારતના એ બંધારણીય વડાઈ તથા સુપ્રીમ commander જાહેર મા બળાપો કાઢયો કે રૂપિયા પાંચ લાખ ના માસિક પગારની રકમમાંથી રપિયા બે લાખ પિચ્ચતર હાજર Tax ના ભરી દેવા પડે છે તો બાકી કેટલુ બચ્યુ. શિક્ષકો પણ એ કરતા વધુ કમાતા હોય છે. રાષ્ટ્રપતિનુ હોકાયંત્ર બે રીતે ખોટી દિશાઓમા બતાવી રહયું છે પહેલી વાત એ કે તેમને ભરવાના થતા આવકવેરા નો સાચો આંકડો રૂપિયા એક લાખ બોંતેર હજાર થયો રૂપિયા બે લાખ પીચોતર હજાર નથી. આમ છતા સામી દાલીલ કયાૅ વગર તેમનો આંકડો સ્વીકારો તો બાકી રૂપિયા બે લાખ પચીસ હાજર બચ્યા ભારતમા કયા શિક્ષકને મહિને એટલો પગાર મળે છે ભારત સરકાર વળી તેમને અપાતી સુવિધાઓ પાછળ બાર મહિને રુપિયા ચાર કરોડ ના ખરચ કરે છે રાષ્ટ્રપતિ ત્રણ સો પચ્ચાસ વૈભવશાળી ઓલવન્નમા રહે છે આલીશાન મોટોરોના કાફલા ઉપરાંત શાહી ઠાઠ વાળી બગ્ગી છે helicopter ત્થા વિમાનો ચોવીસે કલાક તહેનાતમાં રહે છે અને special train પણ છે medical ખર્ચ ભોગવવા નો નથી બલ્કે અગંત doctor ચોબીસ તાસ હજાર રહે છે વળી રાષ્ટ્રપતિ પોતે વ્યકિતગત રીતે કરોડપતિ છે આમ છતા આવક પ incometax ના બાકાયદા ધોરણ મુજબનો tax તેમનાથી સેહવાતો નાથી આ દુખડા તેમણે પાછા એ દેશમા કર્યા છે જ્યા આશ્રય બાઇસ કરોડ ગરીબ લોકની દૈનિક કમાણી છે

રૂપીયા. એક લાખ પચ્ચાસ હજાર ના માસીક Pension ઉપરાંત વગર ભાડુ, નિવાસસ્થાન, મોટરકાર, વર્ષે રૂપીયા એક લાખનો office ખચૅ, મફત તબીબી સારવાર નિશુલ્ક વિમાન પ્રવાસ ને બીજુ ઘણુ બધુ મલવા પાત્રે છે, નવાઈ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ને તે જહો જલાલી પર્યાપ્ત લાગતી નથી ભાગ્યે જ નોંધ પર લેવાયેલી બીજી ગંભીર વાત તેના વિશે જણાવાની થાય છે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી મા ઉમેદવાર કર્યા પછી તેમેને દેશભરમા, ફરી પોતાના માટે અછડપી રીતે પ્રચાર કર્યો, ન ભૂલો કે દેશા બંધારણીય વડા નો plus supreme commander નો હોદો political નથી આજની પેઢીના કેટલાક લોકો ને ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ ને તે પહેલા ના બંધારણ સભા ના અધયક્ષ doctor રાજેન્દ્ર પ્રસાદ ની જાણકારી હોય તે ખબર નથી, પણ સિક્કાની પહેલી બીજી નહી પહેલી side તરીકે અહી તેમને લાગતી કેટલીક વિગતો ખાસતો વિરોધાબાદ ખરુ કરવા ખાતર નોંધવાનુ મન થાય છે ભારત જાન્યુઆરી છવીસ ઓગણીસો પચ્ચાસ ના દિવસે લોકતાંત્રિક પ્રજાસતાક બની તે પછી આપનો ત્ય Governor Genera હોદો નો નાબુત કરવામા આવ્યોપ હેલા આને છેલ્લા governor general Doctor ચક્રવતી રાજગોપાલા ચારી નુ ગાંધીજી ના વેવાઇનુ સ્થાન નવજાત બંધારણ પ્રમાણે નિર્વાચિત રાષ્ટ્રપતિ એ લેવાનુ હતુ સ્વાભાવિક રીતે સૌની પસંદગી નિષ્ઠાવાન આને સાલસપ્રકૃતિના Doctor રાજેન્દ્ર બાબુ પદ ઢડી અને તેમને એક નહીં બે વખત ભારતની રાષ્ટ્રપતિ પદ, સોભાવ્યું રાષ્ટ્રપતિ doctor રાજેન્દ્ર પ્રસાદ ના અને તેમના પછી રાષ્ટ્રપતિ doctor રાધાક્રિષન્ન્ના પણ abccam રહી ચુકેલા major સીએસ દત્તા એ with two president નામનુ પુસ્તક લખ્યું છે. પ્રકાશનનુ વર્ષ ઓગણીસો સિત્તર doctor રાજેન્દ્ર બાબુનુ અત્યંત સાદગીભર્યુ જીવન ઉચ્ચ સંસ્કારો, મિલનસાર સ્વભાવ અને ખાસ કરી તેમની માણસાઈ વિશે લાંબુ વણૅન એ major એ કયૅુ છે Doctor રાજેન્દ્ર પ્રસાદ નો માસિક પગાર રુપિયા દસ હજાર હતો, પણ એ ફક્ત રુપિયા પચ્ચીસો લેતા હતા આમાથી પણ મોટા ભાગની રકમ પોતાના માટે તો વાપરતા નહિ કારણકે તેમની જરુરરિયાતો બહુ સિમિત હતી પૈસા ગરીબોમા વહેચી દેતા હતા major દત્તા એ પુસ્તક્ના છેતાલીસ ના પાને જે છેલ્લો ફકરો લખ્યો છે તેનુ, હાલના રાષ્ટ્રપતિની ફરિયાદ સાથે મેળ બેસાડી જુવો, નહી બેસાડી શકો તે નક્કી છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનુ વિનંતિપત્ર, finance mininster નાણા મંત્રાલયના મળયા બાદ તેને વડાપ્રધાન નેહરુના Table સુધી ઉચુકુ પહોચાડયુ હતુ તે દેખેતી વાત છે કે નહી july અંક મા graphic વિશેનો લેખ આશ્રયજનક લાગ્યો

એ જોતા એકવીસમી સદી ખરેખર ની પુરવાર થાય છે સફારી ની હમેશા ખૂબી રહી છે કે વિજ્ઞાન ના અગ્રામાં વિષય ને પણ એકદમ શુંવાંચ્ય બનાવી દે ભારત એ graphic ના ક્ષેત્ર માં કેતલી પ્રગતિ કરી તે લેખ માં જણાવામા કેમ બાકી રાખ્યું. આ દેશ મા વિજ્ઞાનિયો નહિ cricketer તથા film star પુજાય છે આને તેમના મંદિરો બાંધવાનુ જ બાકી રહ્યુ છે. ભારતની પ્રજા એ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ માથી કેટલાય જણાના કામને graphic શબ્દને પાવન કયાૅ હોય તે પણ સાવલ છે વિજ્ઞાનનો સ્થિતિ આપણે અનાથ આશ્રમ બાળકો જેવી છે સાથે America, Canada તથા Australia તેમને દત્તક લે છે અંક નંબર ત્રણ સો ચોબીસ અતુલ્ય ભારત વિભાગ મા જણાવ્યુ છે કે શ્રી કૃષ્ણ એકાવન પાંચ હજાર એક સો ત્રેવીસ વર્ષ પહેલા સંભાવામા યુગે યુગે નુ વચન આપી ગયા ભાષા રા. શાસ્ત્રીય ઈસ પૂર્વે બે હજાર ચાર સો પહેલા ની એકે ભાષા ને ઉકેલી શક્યા નથી તો શ્રી કૃષ્ણ હિંદુ ખિણની સંસ્કૃતિ પહેલા ના વખત મા આવુ કહી ગયા તે સફારી શાને આધારે જણાવે, કોઈ સંદભૅ આપે લીધુ હોય તો તેના આંગે જણાવશો બીજુ મહાભારત ની રચના ફક્ત મહાકાવ્ય સ્વરૂપે થયેલી છે શ્રી કૃષ્ણ ને બીજા પાત્ર નો ઉલ્લેખ વિજ્ઞાન માં થાય તે ઉચિત નથી આપના પ્રથમ સવાલો નો ઉત્તર

એક વખત એવુ બન્યુ વિભાગ અગરતો Israel ને માન્યતા ના આપતા Isreal યદુહિનો વિષય નો લેખ ન હોય પણ જ્ઞાન વિજ્ઞાન ના સફારી મા એવુ ઘણુ બધુ સામિલ કરવા મા આવે છે. એક વાત જણાવીએ મહાભારત ઘણી રીતે ગીતા કરતા ચડીતો ગ્રંથ છે કેમ કે, આપણા જીવનની તમામ જટીલતાઓનો સંપૂર્ણ અને સંતોષકારક નિકારણો મહાભારત છે, ગીતા માં નથી. અમે પરિવારમા બધા સભ્યો વર્ષો થી સફારીના લેખો માણીયે છે july નંબર ત્રણ સો ચોબીસ અંક માના કયા લેખ મા પહેલો કયા લેખમા બીજો અથવા કયા લેખને ત્રીજો નં. આપવો તે વિષય સહમત બની શકયા નહીં ચોમાસા ને લગતી quiz સહિત દરેક લેખ અદભુત હતુ ચોમાસા વિશે દસ પાના ભરીને quiz લખી શકાય એ તો ગજબ ની નવાઈ ઘણી પણ એમ થાય કે એક પણ વ્યાપરી જાહેર ખબર વિના આવુ પૌષ્ટિક સામહિક ચાલીસ વર્ષ થી કેવી રીતે ચલાવો છો થોડા વખત પહેલા ક્યાંક વાચ્યુ કે charles darwin ઉત્ક્રાંતિ ની જે theory આપી તે ષતિપૂર્ણ છે આ જાણ્યા પછી તે વિષય માં મને રાસ જાગ્યો બને તો સફારી મા તેના વિશે એકાદ માહિતીપૂર્ણ લેખ આપશો. darwin ના વિરોધિઓની દલીલો શી છે પશિમિ દેશો માં ખાસ કરીને romancatholic ખ્રિસ્તી ઓ પૈકી અમુક લોકો ઉત્ક્રાંત વાદી ને નાં પાયાદાર ગણી ને નકારી કાઢે છે આથી જે માતા પિતા ને Darwin ના theory ના સંધતર વિરોધી હોય તે ઓ પોતાના બાળકો ને એવી શાળામા ના ભણવા મુકે જ્યા અભ્યાસ ક્રમ ના ભાગરૂપે theory of evolution શીખવવા મા આવે છે આ માતા પિતા ઓ સર્જનવાદ માં માને છે. અને તે માન્યતા ધરાવતા માટે તેમની પાસે કેટલીક સરસ દલિલો છે. આપનુ સુચન નોંધ્યુ છે ભવિષ્યામા કેટલાક અમલ મા આ ધરતી પર પરભાગ્યે કોઈ માના અજાણ્યા એવા હશે જેમણે પોતાની માં વિશે કાઈ કેહવું નવું. એમના બાપુ ને ઘરે ઘૂમ ઘૂમ સેબી પણ હજુ તો આ બદામ કહેવાય અને આના સુનો સગાઈ અને માં પણ કઈક ઓરવાની સમિતિ વડગાઈ. સવારના ચાર વાગ્યે દિવશ ઉગી જાય. બા સોદામાં વર્ષે એમના નોતી બા

ચાદર હતી એવડી જ ને એવડી જ રય હતી. પગ લાંબા થતા ચાર સો રૂપિયા ની આવક ને એમને પાંચ ભાઈ હતા. આ બા ને બાપુ આ બાજુ રસોડા માં રહેતા હતા. ભલે પડી પછી પૈસા આવે ત્યારે લાય જજો. બા આમને તો તંગ કરુણા જેવી જાજી વખણાઈ બા બા ભાઈ માં આ ના કહે એ દિવશ થી એણે જાણે કે ગાથી વળી લીધી મનમાં અહીં ખંભો વધારિયા વગર ન પોહંચે એવી એને ખાતરી થય ગય ને એણે ઘરે બે પેઠે ચલાવવા કમર કશી હળખે ઉડી ગયા ભાખરી ચા ખાઈ કરી છાના ચૂલો લઇ નીકળી પડે. કોકદી તો એકાદી બેન પણ ભેણી જતી. ઉનાળો આવે એટલે છાણ ને બદલે બળતણ ભેગા કરવા ની મોસમ શરૂ થાય. વહેલી સવારે ને પાંચ સાત બાયું નીકળી પડે. દોઢ બે ગાવા બારી માં પાણી ભરે અને ઉલાટિયું ઉક આમ ભેળી કામગીરી એવી હતી કે સળી ના બે કટકા નો કરૂ. ઘર માં દાંડો વડે નઈ ચોપડી માં માથું ખેંચાઈ તો વાંચ્યું રાખું પણ એક કામ નો કરું એટલે બેવ બંને બેનો બા પેઠી જવા વળાવે ભૂત ના ભાઈ ને જેમ હું વીણીએ રાખું બા ભાડે તો બાંધી વાળે વારંવાર હું અડાયાવું ભેળા કરે ઘઉં ઘરે આવી કગળે. દેશી ઘડી નો સરીશ પણ બા આરિયા વાતું કરતી. આજે ઘરમાં સગવડ કાંઈક એવી થઈ ગય કે એને પાસે કાંઈ ખાંડબાટાડ ને વાત સિવાય કામ માં

ખુલે પણ બા ને બાટલી માં ઉતારવી બઉ અઘરી. મારા બાપા ને વ્યક્તિત્વથી મારી બા એકદમજ સામ છેડા ની બેય ની જેટલો ફેર એટલો સ્વભાવ અને સમજણ માં ફેર

ઘગેલા ત્રાંબા જેવી થઈ જાય. મોજ માં હોય તો ભજનો ની રમઝટ બોલાવી પણ મગજ છટકે ત્યારે કોઈ ની નય. ભાર છે. કોઈ ના સામે આવે જ ઉઠાવે પોતાને નિશાન અને ઉંબળો નો તો વાળિયો એટલે બા બાપુ બેય ને અમને ભણાવીયા ભારે રસ બા ને અમારા ટાકા સાથે નહિ નંબર સાથે લેવાદેવા. અમે પરિણામ લય ને આવી ત્યારે જાપ ઉભી હોય નંબર આવ્યો એટલું જાણી હરખ ભરે કામે વળગી જાય. અને બા ને ઘઉં, બાજરા નું દરણું કરતી હોય તો આંગળીયો વડે કક્કો શીખવાડ્યો ને વાંચતા શીખી ગયા પણ લખતા નો આવડ્યું અને પછી વાંચવા ની એવી લત પડી કે મુન્શી મેઘાણી, પન્નાલાલ અને ગુણવતરાય આચાર્ય લગભગ બધું વાંચી કાઢ્યું. બાકી અમારી પાસે વંચવડાવે પણ લખતા ઘરાહાર ન શીખવી. એ જમાના માં પોસ્ટઓફિશમાં વાશન, પાણી વાડવાના અને મહિને ચૌદ રૂપિયા મળતાં. ઘરમાં તો એક સાંધો ત્યારે જ તૂટે એવું હતું પણ બચત ના ગાડાં શોખ ની મારીયે એ ચૌદ રૂપિયા રોકડા પોસ્ટઓફિશમાં જમા કરાવી દે દર મહિને ઘ્રુજતા હાથે અંગુઠો પાડી ને આવે ત્યારે ખુશખુશાલ હોય. આજે પણ જો અમે સહી કરતા હોત આવડતું હોત તો જોઈએ એવું કહી બધા માણસ

જોય લ્યો. વેરશીને વ્યાજ સર સરત સાવ સાવ પાંચ સો રૂપિયા લેતો છ મહીને એક ને કરો જલશા છ મહીના મુદ્દત ત્રણ સો રૂપિયા દેવાના જો કે ભાગ્યે બને ને તોય વેરશી ને એમ જરાય વાંધો નહી અમે મહિને રૂપિયા જોઈએ એના માટે પાછા વ્યાજ રૂપિયા પરત ગણવાનું સારું થઈ જાય ગામ માં જેના ફળીયા માં વેરશી ના પગલા પડે ત્યાં ઘડી બે ઘડી રવ બોલો એવો વ્યાજ ખોરી નો વાતું ચિતુ ત્યારે વડ દેતા વેરશી માં આંખ્ય સામે ખડો થય જતો એને ઘેરે બોલાવી કરગતિ બા દેખાય. બા પણ બાપુ જેવી ગાડું ચાલે કઈ રીતે કદર દુનિયા સામે બાંકડી બાંધવાનો એકલા હાથે દુનિયા ને

દીવો લાય ને ગોતાય જ જાય. ભર્યું. કાઈ માં ઉંચા માથે લડી શકાય. બોલી શકાય એ માટે સાચું બોલવાનું ને સાચું કરવું પડે એવું એને શીખવાડ્યું છે. આટલા વર્ષો માં કયારેય કોઈ ભાઈબેન અને કોઈ જાતનો પ્રશ્ન પુછ્યો નથી. કોઈ ના નિર્ણયની આડે આવી નથી. કોઈ નિયમો ને કે નિયંત્રણ વગર જ બા એ એમને મોટા થવા દીધા છે. વિશ્વાશ અને જવાબદારી નો પાઠ અને એના આવા વલણથી જ

ઘરો ની ગણતરી પ્રમાણે ખીર બને. ગુરુકુળ માં ભણવાને કારણે મેં શુદ્ધ શાકાહારી બનવાનું નિર્ણય નક્કી કર્યો. બા કઈ ન બોલી પણ મારા ચાંદલા સામે એનો વિરોધ લાંબો ચાલેલો. હું કેટલીક આડી છું. એ હવે એને સ્વીકારી લીધું છે એટલે મારા બદલાની માનતા પણ એ માને છે મારી મણકાની તકલીફ જન્મ જાત છે એ કેતકલીક વાર સમજાતું હતું તોય મારી પીઠ માટે તે પીથ વળી જાય એટલે બધી આંખડી ને રડી બેસી હશે આજે બા મારી પાકી દોસ્ત છે હું જયારે ઘરે જાવ ત્યારે તેનું વાતું ખૂટતી નથી. અહીં જો થતી જ ન હોટ તો એ વેકેશન માં મારી થાળી નું ધ્યાન રાખે છે અને પાછો આવું ત્યારે બેલા ડબ્બા બાંધવે વાતો ના કલાકો તૂટા અ ટૂંકા પડે છે અને પણ નાનપણ માં અમારા બેવ ના બારમે માં હતો. હું નાનેથી જ કામ ની ચોર ને ની શોખીન ઘર માં જયારે ખાલી ખોણો હતો નહિ. એટલે વાડીયે લીંબડા હેઠે છાંયે ગમે ત્યાં ખાટલો ઢાળી ને ચોપડી લય ને વાંચ્યા રાખું. બાન્યુ બા નું ધ્યાન જાય એટલે કાળઝાળ ઘરમાં બધા બુટ કામ પડ્યું હોય. બા પોહચી ન હોય વેકેશન હોય ને ત્યારે આપણાં રામ એમને ચોપડી વાંચ્યા હોય લાગે તો ચોપડી માં જ ધ્યાન હોય ને રખડ્યું રખડયું કાને પડી જાય તો એ કાને થી સાંભળી ને બીજા કાને નાખતી. વળી નાનપણ માં બા એટલે ઉપાડે છે. વાશન ઊટકે છે તો હું શા માટે દલીલ થી બા જ ગુમાવતી. બધી વાતે સામે જવાબ વાળું એટલે મારે બા ને જામીન હોય એવા દિવસો ગોત્યા ને જ જળે આજે વાતો કરતા કરતા બા અચૂક બોલે છે. પાંચ પંડારી માંથી કોઈ સાંપડ નથી અડાડી પણ તું તો પણ હું હતી જ જીભડાડી. મારા ચોપડા ના કબાટ સામે જોઈ ને નીશાસો નાખે છે. તો પછી હઇશી. વાતું કર્યા કે આવું થોડુંક લઈને કા બેસી ગય મને લય ને એના પિંચોતેર પિંચોતેર વર્ષ ના recode પણ પટ્ટાવાળું પંચીશ મીટર નું કાપડ મળતું રંગ ના એક સરખા કપડાં માંથી મારા ભાઈબેન ના કપડાં સીવતા એટલે આજ

જી તમારું નામ જાણી શકું? sorry hello

hello મારો અવાજ આવે છે તમને? મારો અવાજ આવે છે તમને? hello

કેવું છે મજામાં? બસ दुआ છે તમારી બરાબર. સંભળાવો બીજું કેવું ચાલે છે life માં? એવું છે એમ હા બરાબર છે મોજમાં જ રહેવાનું હમ બસ શાંતિ છે સંભળાવો તમે કેવું ચાલે છે તમારી life માં? એવું છે એમ? બસ શાંતિ છે જલસા હા હા

નાના અહિયાં જ છું કઈ નઈ શાંતિ છે. ક્યાં ક્યાં ફરીને આવ્યો છે? એવું છે એમ મે તો બધે હું ફરીને આવ્યો છું ખાલી મને કાશ્મીર બાકી છે કાશ્મીરનો શોખ છે આપણને

હમ હમ અહિયાં અત્યારે અહિયાં કેવી લાગે છે અહિયાં બે ત્રણ દિવસથી કેવી વધતી થઈ ગઈ છે ઠંડી હા હા હા બરાબર બરફના અંદર પાંચ આપણે જામી જશું. હમ હમ હા હા અત્યારે જોવા જઈએ તો ઠંડીમાં આવી બધી વિસ્તારોમાં ઠંડીમાં જ જવાની મજા આવે છે છે કે નહિ?